આ રેસ્ટોરન્ટ ની બહાર ખુરચી મુકવામાં આવી છે જેના ઉપર મસ્ત મજાના ચાર પંખાઓ લગાવવામાં આવ્યા છે જેનાથી તાપ ન લાગે.

હોટલ સરસ મજાનુ છે જેમા એક સોફો પણ દેખાય છે સરસ મજાની લાઇટ મૂકવામાં આવી છે.

ઘણી હોટલ માં ઘણી બધી લાઇટો અને રૂમ ઉપર ચડવા માટેની દાદર પણ દેખાઈ રહી છે.

આ ચિત્ર એક કંપની ના જેવો લાગે છે જેમની બહાર બે કાર અનેક મોટર સાયકલ ઉભી રાખવામાં આવી --

આ ચિત્ર એક આ કાર શોરૂમ નો છે જેમાં ત્રણ કારો પણ છે જેમનો કલર વાઈટ બ્લેક અને ગ્રે છે.

આ ચિત્રમાં મોટી-મોટી ત્રણ બિલ્ડીંગ કાચવાડી દેખાઈ રહી છે બિલ્ડીંગ નો કલર પીળો સફેદ જેવો લાગી રહ્યો છે.

ઘણા બધા થાંભલા ચાર પાંચ બાઇક ત્રણ ચાર કારો પણ દેખાય રહી છે.

આ ચિત્ર એક કેફે નું લાગે છે જેમાં ઘણા-બધા બોટલો જેમકે ચાર કાચના બોટલ મુકેલા દેખાઈ રહ્યા છે.

ઘણાં બધા પોસ્ટરો અને એક ઘલિયાળ માછલીઘર બારીઓ પણ દેખાઈ રહી છે.